સી અને C માં વેરીએબલોનાં સ્કોપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું વેરીએબલનો સ્કોપ શું છે
ગ્લોબલ વેરીએબલ શું છે
લોકલ વેરીએબલ શું છે
કેટલાક ઉદાહરણો
આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 1104 જીસીસી અને g કમ્પાઈલર આવૃત્તિ 461
ચાલો વેરીએબલનાં સ્કોપનાં પરીચય સાથે શરૂઆત કરીએ
આ એવાં કોડનો વિભાગ છે જેમાં વેરીએબલ એક્સેસ કરી શકાય છે
તેનાં ટાઇપ અને જાહેરાતનાં સ્થળ પર આધાર રાખી તે બે વર્ગોમાં વિભાજીત થાય છે ગ્લોબલ વેરીએબલ અને લોકલ વેરીએબલ
હવે આપણે એક ઉદાહરણ જોઈશું
મેં પહેલાથી જ એડીટરમાં પ્રોગ્રામ ટાઈપ કર્યો છે
ચાલો હું તે ખોલું
નોંધ લો કે આપણી ફાઈલનું નામ scopeસી છે
ચાલો હું કોડ સમજાવું
આ આપણી હેડર ફાઇલ છે
અહીં અમે બે ગ્લોબલ વેરીએબલો જાહેર કર્યા છે એ અને બી
અને આપણે તેને 5 અને 2 વેલ્યુ અસાઇન કરી ઈનીશ્યલાઈઝ કર્યા છે
ગ્લોબલ વેરીએબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શનો માટે ઉપલબ્ધ છે
આ મેઈન ફંક્શન ઉપરનાં કોઈપણ ફંક્શનોની બહાર જાહેર કરવામાં આવ્યા છે
આ એક ગ્લોબલ સ્કોપ ધરાવે છે
અહીં આપણે આર્ગ્યુમેન્ટ વિના એક એડ ફંક્શન જાહેર કર્યું છે
અહીં સુમ એક લોકલ વેરીએબલ છે તે ફંક્શન એડ ની અંદર જાહેર કરાયું છે
લોકલ વેરીએબલ માત્ર એવાં ફંક્શન માટે ઉપલબ્ધ છે જેમાં તે જાહેર કરાયા છે
આ વેરીએબલ બ્લોકની અંદર જાહેર કરવામાં આવે છે
તે લોકલ સ્કોપ ધરાવે છે
પછી એ અને બી નો સરવાળો વેરીએબલ sumમાં સંગ્રહીત થશે
અહી આપણે સુમ ને પ્રીંટ કરીશું
આ આપણુ મેઈન ફંક્શન છે
એડ ફંક્શન કોલ થાય છે અને પછી એક્ઝિક્યુટ થાય છે
અને આ આપણું રિટર્ન સ્ટેટમેંટ છે
હવે સવે પર ક્લિક કરો
ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ
તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો
કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો જીસીસી scopeસી o એસસીઓ અને એન્ટર દબાવો
એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો sco એન્ટર દબાવો આઉટપુટ આ રીતે પ્રદર્શિત થાય છે
સુમ ઓએફ એ એન્ડ બી ઇસ 7 હવે ચાલો જોઈએ કે સમાન પ્રોગ્રામને સી માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું
આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
પ્રથમ તમારા કીબોર્ડ પર Shift Ctrl અને એસ કી એકસાથે દબાવો
હવે cpp એક્સટેન્શન સાથે ફાઈલને સંગ્રહીત કરો અને સવે પર ક્લિક કરો
ચાલો હેડર ફાઇલને આઇઓસ્ટ્રીમ તરીકે બદલીએ
હવે યુઝિંગ સ્ટેટમેંટનો સમાવેશ કરી સવે પર ક્લિક કરો
C માં ગ્લોબલ વેરીએબલ અને લોકલ વેરીએબલની જાહેરાત સમાન છે
તેથી કંઈપણ બદલવાની જરૂર નથી
હવે પ્રિન્ટફ સ્ટેટમેંટને કાઉટ સ્ટેટમેંટથી બદલો
ફોર્મેટ સ્પેસીફાયર અને n ને રદ્દ કરો અલ્પ વિરામ રદ્દ કરો બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો
અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો
અને ડબલ અવતરણ ચિન્હમાં બેકસ્લેશ ન ટાઈપ કરો
હવે સવે પર ક્લિક કરો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ ટર્મીનલ પર પાછા આવીએ કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો g scopeસીપીપી o એસસીઓ1 અહીં આપણી પાસે છે sco1 કારણ કે આપણે ફાઈલ scopeસી માટે આઉટપુટ પેરામીટર ફાઈલ એસસીઓ ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી
હવે એન્ટર દબાવો
એક્ઝેક્યુટ કરવાં માટે sco1 ટાઈપ કરો અને એન્ટર દબાવો
આઉટપુટ આપેલ રીતે દેખાય છે સુમ ઓએફ એ એન્ડ બી ઇસ 7
આપણે જોઈ શકીએ છીએ કે તે આપણા સી કોડ સમાન છે હવે ચાલો અમુક એવી એરરોને જોઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ
પ્રોગ્રામ પર પાછા આવીએ ધારો કે હું અહીં વેરીએબલ એ ને ફરીથી જાહેર કરીશ
ટાઈપ કરો ઇન્ટ એ સવે પર ક્લિક કરો
આપણે વેરીએબલ એ ને મેઈન ફંક્શનની ઉપર અને એડ ફંક્શન પછી જાહેર કર્યું છે ચાલો જોઈએ શું થાય છે
ટર્મીનલ પર પાછા આવીએ
હવે પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ આપણને એરર દેખાય છે રિડિફિનિશન ઓએફ ઇન્ટા ઇન્ટ એ પ્રિવિયસલી ડિફાઇન્ડ હેરે
પ્રોગ્રામ પર પાછા આવીએ
એ એક ગ્લોબલ વેરીએબલ છે
તે ગ્લોબલ સ્કોપ ધરાવે છે
આપણે વેરીએબલને બે વખત જાહેર ન કરી શકીએ કારણ કે તે પહેલાથી ગ્લોબલી જાહેર કરવામાં આવેલ છે
આપણે માત્ર લોકલ વેરીએબલ તરીકે વેરીએબલ એ ને જાહેર કરી શકીએ છીએ
હવે ચાલો એરર સુધારીએ
આ રદ્દ કરો
સવે પર ક્લિક કરો
ફરીથી એક્ઝેક્યુટ કરીએ
ટર્મીનલ પર પાછા આવીએ
હવે પહેલાની જેમ કમ્પાઈલ કરીએ એક્ઝેક્યુટ કરીએ
હા આ કામ કરી રહ્યું છે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા વેરીએબલનો સ્કોપ ગ્લોબલ વેરીએબલ દાત ઇન્ટ a5 અને લોકલ વેરીએબલ દાત ઇન્ટ સુમ એસાઈનમેંટ તરીકે બે ક્રમાંકોનાં તફાવતને પ્રીંટ કરવાં માટેનો પ્રોગ્રામ લખો
નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર